ભઇઓ બેઠેલા છે એમની આગળ એક બાઈક છે.

અ ઝાડની સામે એક મોટુ ઘર છે જે બ્લુ કલર નુ છે અને ત્યાં આગળ અ ત્રણ કૂતરાઓ છે.

એક નંબર છે અને બીજો નંબર સેવન નાઈન એઈટ ફોર થ્રી સિકસ વન થ્રી ફોર ફાઈવ છે.

અ પાછળ એક બાકડો છે જેનો કલર બ્રાઉન છે અને સાઈડ માં બ્લેક કલર ના હાથા છે.

અહ કાગળ છે એમની પાછળ બઉ બધી બૂક્સ છે. અને એક --

ગમ નુ પેકેટ છે અને બીજી સાઇડ બો બધા પેનલો બોક્સ છે.

અને એની આગળ ગાર્ડન છે જે વિશાળ છે અને એની અંદર બૌ બધા ઝાડ છે જેમા --

અ મોટુ રમવાનુ છે જેની ઉપર ત્રણ ચાર છોકરાઓ રમી રહ્યા છે અ મેડામાં બો બધા લોકો ભેગા થયા છે.

અને નીચે કસરત કરવાના મશીનો છે જે રેડ અને બ્લેક કલર ના છે.

અ ઇન્ટેરીયુ ફર્નિચર નું શોપ છે એક મીનાક્ષી બિઝનેસ હાઉસ નું શોપ છે અને એક તિરુપતિ નું ફૂડ નું શોપ છે અને એની બાજુમાં --

એ છોકરાની પાછળ બીજા ભાઈઓ જે છે વાતો કરી રહ્યા છે એમાથી એક ભાઈએ ચેક્સ યેલો શર્ટ પહેરેલો છે.

આ એક ઈમેજ છે જે એક બેંક ની છે જે બેંક નું નામ ઈન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેંક છે.

જે જોઈને જ તોડવાની ઈચ્છા થઈ જાય જે એક બગીચામાં છે બગીચો મસ્ત ગ્રીન ગ્રીન છે.

અને એની પાછળ એક ખા ખંભો છે જેની સાઈડ માં જ ફૂલ લગાવેલું છે અને ફૂલની નીચે મસ્ત એના પાંદરા દેખાઈ રહ્યા છે જે ડાર્ક ગ્રીન કલર ના છે.

આ એક મસ્ત ગાર્ડન નો પીક છે જેમાં બહુ બધા ઝાડ છે થોડાક ઝાડ ડાર્ક ગ્રીન છે થોડાક લાઈટ ગ્રીન છે થોડાક સુકાઈ ગયા છે.

આ એક રૂમ નું પિક છે જેમાં એક મસ્ત બેડ છે પિક્ચર બ્રાઉન કલર નું છે એની ઉપર વ્હાઇટ કલર નું ગાદલું છે જેમાં --

અને એક આઇનો છે જેમાં ટી_વી દેખાય છે બેડ ની સાઈડ માં એક --

વ્હાઇટ કલર નો પટ્ટો નાખેલો છે એમની બાજુમાં એક ભઈ છે જેમને વ્હાઇટ કલર ના ક્રોસ નુ પેન્ડલ પેરેલુ છે અને ધોતી કુર્તા જેવુ પેરેલુ છે અને એક કોટી પેરેલી છે.